નમસ્તે મિત્રો
હેન્ડલિંગ ઇમેજીસ ઇન એ જાવા ગુઈ એપ્લિકેશન યુઝિંગ નેટબીન્સ આઇડીઇ પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
અમે એ માનીને ચાલીએ છીએ કે તમને નેટબીન્સ નેટબીન્સ પર કામ કરવાની સામાન્ય જાણકારી છે
સાથે જ એ માનીએ છીએ કે તમે જેએફઆરએમઈ ફોર્મ પર ટેક્સ્ટ ફીલ્ડો બટનો મેનુઓ વગેરે
મુકવાનું જાણો છો
જો નથી તો નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો
આ ટ્યુટોરીયલમાં આપણે વિગતમાં જાણીશું ઈમેજો સંભાળવા વિશે
અને સેમ્પલ ગુઈ એપ્લીકેશનમાં તેના પર ક્રિયાઓ ભજવવા વિશે
આ ડેમોન્સ્ટ્રેશન ડેમોનસ્ટ્રેશન માટે હું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 1104 અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 711 વાપરી રહ્યી છું જાવા એપ્લીકેશનમાં હાથે લેવાની અને ઈમેજો એક્સેસ કરવાની પ્રમાણભૂત પધ્ધત એટલે getResource મેથડ
આપણે શીખીશું કે તમારી એપ્લીકેશનમાં ઈમેજોનો સમાવેશ કરવા માટે આઈડીઈ ગુઈ બિલ્ડર વાપરીને કોડ કેવી રીતે ઉત્પન્ન કરવું અને એક સાદી જેએફઆરએમઈ બનાવીશું જેમાં ઈમેજ દર્શાવનારુ એક જ્લાબેલ હશે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું એપ્લિકેશન ફોર્મ એપ્લીકેશન ફોર્મ બનાવવાનું ઈમેજ માટે પેકેજ પેકેજ ઉમેરવાનું લાબેલ લેબલ પર ઈમેજ દર્શાવવાનું
માઉસ ઇવેન્ટ અને પોપ અપ બનાવવાનું
એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરવી
હવે ચાલો આપણી સેમ્પલ એપ્લીકેશન બનાવવા માટે આઇડીઇ પર જઈએ
ફાઈલ મેનુમાંથી ન્યૂ પ્રોજેક્ટ ન્યુ પ્રોજેક્ટ પસંદ કરો
કેટેગરીઝ કેટેગરીઝ અંતર્ગત જાવા જાવા પસંદ કરો પ્રોજેક્ટ્સ પ્રોજેક્ટ્સ અંતર્ગત જાવા એપ્લિકેશન જાવા એપ્લીકેશન પસંદ કરીને નેક્સ્ટ નેક્સ્ટ ક્લિક કરો
પ્રોજેક્ટ નામે પ્રોજેક્ટ નેમ ફિલ્ડમાં ઇમેજેડિસપ્લેયપ ઈમેજડિસ્પ્લેએપ ટાઈપ કરો
ક્રિએટ મેઇન ક્લાસ ક્રિએટ મેઈન ક્લાસ ચેકબોક્સ સાફ કરો
એ વાતની ખાતરી કરી લો કે સેટ એએસ મેઇન પ્રોજેક્ટ સેટ એઝ મેઈન પ્રોજેક્ટ ચેકબોક્સ પસંદ કરેલ હોય
ફિનિશ ક્લિક કરો
તમારા આઈડીઈમાં પ્રોજેક્ટ બની જાય છે
આ વિભાગમાં આપણે જેએફઆરએમઈ જેફ્રેમ ફોર્મ બનાવીને તેમાં જ્લાબેલ જેલેબલ ઉમેરીશું
ચાલો સૌપ્રથમ હું જેએફઆરએમઈ જેફ્રેમ ફોર્મ બનાવું
પ્રોજેક્ટ્સ પ્રોજેક્ટ્સ વિન્ડોમાં ઇમેજેડિસપ્લેયપ ઈમેજડિસ્પ્લેએપ નોડ વિસ્તૃત કરો
સોર્સ પેકેજીસ સોર્સ પેકેજીસ નોડ પર જમણું ક્લિક કરો અને પસંદ કરો ન્યૂ ન્યુ જેએફઆરએમઈ ફોર્મ જેફ્રેમ ફોર્મ
ક્લાસ નામે ક્લાસ નેમ ફિલ્ડમાં ઇમેજેડિસપ્લે ઈમેજડિસ્પ્લે ટાઈપ કરો
પેકેજ પેકેજ ફિલ્ડમાં orgmeમાયિમેજઅપ ટાઈપ કરો
અને ફિનિશ ક્લિક કરો
હવે ચાલો જ્લાબેલ જેલેબલ ઉમેરીએ
આઈડીઈનાં જમણી બાજુએ આવેલ પેલેટમાં લાબેલ લેબલ કમ્પોનેંટ પસંદ કરો અને તેને જેએફઆરએમઈ જેફ્રેમ પર ડ્રેગ કરો
હમણાં માટે તમારું ફોર્મ કઈક આ પ્રકારનું લાગવું જોઈએ
જ્યારે એક એપ્લીકેશનમાં તમે ઈમેજો અથવા અન્ય સ્ત્રોતો ઉપયોગ કરો છો સામાન્ય રીતે તમે સ્ત્રોત માટે એક જુદું જાવા પેકેજ બનાવો છો
તમારી લોકલ ફાઈલ સીસ્ટમમાં પેકેજ એ ફોલ્ડરને અનુલક્ષે છે
પ્રોજેક્ટ્સ પ્રોજેક્ટ્સ વિન્ડોમાં orgmeમાયિમેજઅપ નોડ પર જમણું ક્લિક કરો અને ન્યૂ જાવા પેકેજ ન્યુ જાવા પેકેજ પસંદ કરો
ન્યૂ પેકેજ વિઝાર્ડ ન્યુ પેકેજ વિઝાર્ડ માં orgmeમાયિમેજઅપ આગળ resources ટાઈપ કરો
જેથી હવે નવા પેકેજનું નામ orgmemyimageappરિસોર્સિસ કહેવાશે
ફિનિશ ક્લિક કરો
પ્રોજેક્ટ્સ પ્રોજેક્ટ્સ વિન્ડોમાં જ્યારે તમે ઈમેજ ઉમેરો છો ત્યારે તમને ઈમેજ orgmemyimageappરિસોર્સિસ પેકેજ અંતર્ગત દેખાવી જોઈએ
આ એપ્લીકેશનમાં ઈમેજ જ્લાબેલ જેલેબલ કમ્પોનેંટમાં બેસાડવામાં આવશે
ચાલો હવે લેબલ પર ઈમેજ ઉમેરીએ
ગુઈ ડિઝાઇનર જીયુઆઈ ડીઝાઈનર માં તમારા ફોર્મ પર ઉમેરાયેલું લેબલ પસંદ કરો
વિન્ડોની જમણી બાજુએ આવેલ પેલેટ નીચે પ્રોપર્ટીઝ પ્રોપર્ટીઝ વિન્ડોમાં સ્ક્રોલ કરીને આઇકોન આઇકોન પ્રોપર્ટી પર જાવ
એલિપ્સિસ એલીપ્સીસ એટલે કે જમણી બાજુએ આવેલ ત્રણ બિંદુઓ પર ક્લિક કરો
આઇકોન આઇકોન પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં ઇમ્પોર્ટ ટીઓ પ્રોજેક્ટ ઈમ્પોર્ટ ટુ પ્રોજેક્ટ પર ક્લિક કરો
ફાઈલ પસંદ કરવા માટે તમને જોઈતી ઈમેજ જે ફોલ્ડરમાં છે તે ફોલ્ડર પર જાવ
નેક્સ્ટ ક્લિક કરો
વિઝાર્ડનાં સિલેક્ટ ટાર્ગેટ ફોલ્ડર સિલેક્ટ ટાર્ગેટ ફોલ્ડર પુષ્ઠમાં રિસોર્સિસ રીસોર્સીઝ ફોલ્ડર પસંદ કરો
અને ફિનિશ ક્લિક કરો
જેમ તમે ફિનિશ ક્લિક કરશો આઈડીઈ તમારા પ્રોજેક્ટમાં ઈમેજ કોપી કરશે
તેથી જ્યારે તમે એપ્લીકેશન બનાવીને રન કરો છો ત્યારે ઈમેજ વિતરિત કરી શકનારી જાર જાર ફાઈલમાં સમાવિષ્ટ થાય છે
અહીં ઓક પર ક્લિક કરો
અને તમારા પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરીને ક્લીન એન્ડ બિલ્ડ ક્લીન એન્ડ બીલ્ડ વિકલ્પ પસંદ કરો
હવે તમે ફાઇલ્સ ફાઈલ્સ મેનુમાં જઈને બિલ્ડ બીલ્ડ ફોલ્ડરની અંદર ડિસ્ટ ડિસ્ટ ફોલ્ડર અંતર્ગત જાર જાર ફાઈલ જોઈ શકો છો
ઈમેજ એક્સેસ કરવા માટે ઇમેજેડિસપ્લે ઈમેજડિસ્પ્લે ક્લાસમાં કોડ બનાવે છે
તે તમારા ફોર્મની ડીઝાઇન વ્યુમાં આવેલ લેબલ પર તમારી ઈમેજ પણ દર્શાવે છે
આ સમયે તમે ફોર્મનાં દેખાવમાં વધુ સુધાર થાય એ માટે અમુક સામાન્ય વસ્તુઓ કરી શકો છો
પ્રોપર્ટીઝ પ્રોપર્ટીઝ વિન્ડોમાં પ્રોપર્ટી પસંદ કરો અને જ્લાબેલ1 રદ્દ કરો
લેબલ પર દેખાડવામાં આવનાર ટેક્સ્ટ પણ ગુઈ બિલ્ડર દ્વારા ઉત્પન્ન કરેલ વેલ્યુ છે
જ્યારે કે તમે ટેક્સ્ટની જગ્યાએ ઈમેજ દેખાડવા માટે લેબલ વાપરી રહ્યા છો
આથી આ ટેક્સ્ટની જરૂર નથી
હવે ચાલો લેબલ ડ્રેગ કરીને તેને તે ફોર્મનાં મધ્યમાં મુકીએ
ગુઈ ડિઝાઇનર જીયુઆઈ ડીઝાઇનરમાં સોર્સ સોર્સ ટેબ ક્લિક કરો
જનરેટેડ કોડ જનરેટેડ કોડ દર્શાવતી લાઈન સુધી સ્ક્રોલ કરો
ગુઈ ડિઝાઇનર જીયુઆઈ ડીઝાઇનર દ્વારા બનેલ કોડને દર્શાવવા માટે જનરેટેડ કોડ જનરેટેડ કોડ લાઈનની ડાબી બાજુએ આવેલ પ્લસ ચિન્હ પર ક્લિક કરો
અહીં આ કીલાઈન છે
જ્લાબેલ1 આઇકોન પ્રોપર્ટી માટે તમે પ્રોપર્ટી એડિટર પ્રોપર્ટી એડિટર વાપર્યો હોવાથી આઇડીઇ એ સેટીકોન મેથડ બનાવી છે
તે મેથડનાં પેરામીટરમાં getResource મેથડને ઇમેજિકોન નાં અનામી આંતરિક ક્લાસ પરથી કોલ આવે છે
એકવાર તમારી ઈમેજ ઉમેરાઈ જાય તો ડીઝાઇન વ્યુમાં ઈમેજ પર જમણું ક્લિક કરો
ઇવેન્ટ્સ માઉસ માઉસક્લિક્ડ પર ક્લિક કરો
વ્યુ બદલીને સોર્સ મોડ પર જાય છે
અહીં માઉસ ક્લિક વડે તમે તમારી ક્રિયાને કસ્ટમાઇઝ કરવા માટે કોડ ઉમેરી શકો છો
ગુઈ માં ઈમેજ ક્લિક કરી પોપ અપ ઉત્પન્ન કરવા માટે ચાલો હું કોડની અમુક લાઈનો ઉમેરું

પોપ અપ ઉત્પન્ન કરવા માટે અત્યારે મેં કોડની અમુક લાઈનો દાખલ કરી છે
સૌપ્રથમ મેં પોપ અપ માટે નવી જેએફઆરએમઈ જેફ્રેમ બનાવી છે
અને મૂળભૂત ક્લોઝ ઓપરેશન સુયોજિત કર્યું છે
અને છેલ્લે પોપ અપ માટે ટેક્સ્ટ પ્રદાન કરી છે
કોડની આ લાઈનો ઉમેર્યા બાદ ફાઈલની શરૂઆતમાં બે સ્ટેટમેંટો ઉમેરીને ચાલો હું જરૂરી પેકેજો ઈમ્પોર્ટ કરું
ઇમ્પોર્ટ javaxswing અને ઇમ્પોર્ટ javaawt નો સમાવેશ કરો જે કે આ પ્રોગ્રામ માટે જોઈતા જરૂરી પેકેજોને ઈમ્પોર્ટ કરશે
ચાલો હવે એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ
ઈમેજ એક્સેસ કરવા માટે અને દર્શાવવા માટે અમે કોડ ઉત્પન્ન કર્યા છે
ઈમેજ એક્સેસ થાય છે કે એ વાતની ખાતરી કરવા માટે ચાલો એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ
પહેલા આપણને પ્રોજેક્ટનાં મેઇન ક્લાસ મેઈન ક્લાસ ને સુયોજિત કરવાની જરૂર છે
જ્યારે તમે મેઇન ક્લાસ મેઈન ક્લાસ ને સુયોજિત કરો છો આઈડીઈ એ જાણે છે કે પ્રોજેક્ટ રન કરતી વખતે કયા ક્લાસને રન કરવો
વધારામાં એપ્લીકેશન બીલ્ડ થતી વખતે જાર ફાઈલમાં મેઇન ક્લાસ આ ઘટક તૈયાર થાય છે આ વાતની પણ ખાતરી થાય છે
અહીં પ્રોજેક્ટ વિન્ડોમાં આવેલ ઇમેજેડિસપ્લેયપ પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરો અને પ્રોપર્ટીઝ પ્રોપર્ટીઝ પસંદ કરો
પ્રોજેક્ટ પ્રોપર્ટીઝ પ્રોજેક્ટ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં ડાબી બાજુ આવેલ રન રન કેટેગરી પસંદ કરો
મેઇન ક્લાસ મેઈન ક્લાસ ફિલ્ડ આગળ આવેલ બ્રાઉઝ બ્રાઉઝ બટન ક્લિક કરો
orgmemyimageappઇમેજેડિસપ્લે પસંદ કરીને સિલેક્ટ મેઇન ક્લાસ સિલેક્ટ મેઈન ક્લાસ પર ક્લિક કરો અહીં ઓક ક્લિક કરો
હવે પ્રોજેક્ટ પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરીને ક્લીન બિલ્ડ ક્લીન એન્ડ બીલ્ડ પસંદ કરો
તમે ફાઇલ્સ વિન્ડોમાં એપ્લીકેશનની બિલ્ડ બીલ્ડ પ્રોપર્ટીઝ જોઈ શકો છો
બિલ્ડ બીલ્ડ ફોલ્ડરમાં કમ્પાઈલ કરેલ ક્લાસ હોય છે
ડિસ્ટ ડિસ્ટ ફોલ્ડરમાં એક્ઝીક્યુટ કરી શકાય એવી જાર જાર ફાઈલ હોય છે જેમાં કમ્પાઈલ કરેલ ક્લાસનો અને ઈમેજનો સમાવેશ હોય છે
હવે ટૂલ બારમાંથી રન રન પસંદ કરો
ઈમેજ સહીત આપણો આઉટપુટ વિન્ડો ખુલે છે
હવે હું આ ઈમેજ પર ક્લિક કરીશ
અને ટોંચે તમે પોપ અપ જોઈ શકો છો જે ઈમેજનું વિવરણ દર્શાવે છે
હવે એસાઈનમેંટ
આ ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે ચાર ઈમેજો સહીત બીજું એક ગુઈ બનાવો દરેક ઈમેજ માટે વિભિન્ન ઇવેન્ટો સ્પષ્ટ કરો જેમ કે કીબોર્ડ ઇવેન્ટ માઉસ મોશન ઇવેન્ટ માઉસ ક્લિક ઇવેન્ટ માઉસ વ્હીલ ઇવેન્ટ
મેં પહેલાથી જ એસાઈનમેંટ બનાવી લીધો છે
ચાલો એસાઈનમેંટ પ્રોજેક્ટ રન કરીએ
તમારો એસાઈનમેંટ આ પ્રકારે દેખાવવો જોઈએ
મેં અહીં મારા એસાઈનમેંટ માટે કીબોર્ડ ઇવેન્ટો અને માઉસ ઇવેન્ટો બનાવ્યા છે
તો સારાંશમાં આપણે જેએફઆરએમઈ જેફ્રેમ ફોર્મ બનાવ્યું ઈમેજ માટે પેકેજ ઉમેર્યું
ઈમેજને લેબલ પર દર્શાવી
અને સાથે જ બનાવ્યા માઉસ ઇવેન્ટો અને પોપ અપ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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે